બીજું કોઈને ચગવા જ ની દેતા હોય ને હા ભાઈ કોઈ પતંગ નાં ચગાવે આખું જીવન ગ્રામ કરવા દેતા તમે એક વાર આવો યાર અમારે ત્યાં ની શાન જોવો યાર બધું જોરદાર હોય અરે

યાર શું આપડે શું યાર આપડે શું યાર ખાબર આપડાવાળા શું ખબર આપડે ધાબા પર બધા full મોજ કરે બધા આમ ખાવા નું પીવા નું રેવા નું બધું આપડે ધાબા પર હોય પાણી થી લઇ ને બધી સુવિધા મળે બરાબર હા હા હા ભા એટલે મજા આવે આપડે ધાબા પર અને પછી છેલ્લે છેલ્લે સાંજ પડશે ને સાડા છ કચ વાગશે એટલે ચા માંન્ગાવીસું પછી પાછો નાસ્તો કરીશું પછી રાત પડશે ને એટલે તો આપડે બધું લાગશે ને પતંગ બંદ થઇ ગયા ચગવા નું ત્યાર પછી આપડે ભાઈ મસ્ત bonfire કરીશુ તાપણીકરીશું પછી આમ નાચીસું બધા હા ને ભાઈ ચોક્કસ અરે આપડે ત્યાં speaker એ ઉભા છે ભાઈ શું વાત કરો તમે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 તો તમે બી લેતા આવજો આપડા નવા બી બૌ આપડે આખું system રોકીએ હા બધા ને ખબર પડવી જોઈએ ભાઈ આપડી ઉતરાયણ એટલે બેસ્ટ ઉતરાયણ આપડી ઉતરાયણ એટલે best ઉતરાયણ એમાય જીવન ગ્રામ ની best માં best હોવી જોઈએ આપડા ધાબા ની

છે ભાઈ વરસો થી આપડે ત્યાં જ પતંગ ચાગવીયે હા ભાઈ બીજે ક્યાય નાઈ ગયા

કેમ કે યાર o block માં યાર કેવ પતંગ ઓ ચગે અને માણસો એટલે આપડા ધાબા પર આપડે જ હોઈએ બીજું કોઈ જ નાં હોય

આપડા પર આમ વેજન લોકો ભર્યા બધા કેવા કેવા પતંગ ચગાવે આમ અમે પેલી ઉક્કાલ લાવવા ના અરે તુક્કલ તો Banne હૈ ગઈ છે ને એવું છે તો તતો નાં લવાય હો ભાઈ હો banne થયેલી વસ્તુ નાં લવાય police વોલીસ પકડે યાર લોચા પડી જાય હા એમ કે banne થઇ ગયેલી હા તુક્કલ તો બઉ નુકસાન કરે હો ભાઈ યાર કોઈ નાં ગરમ ગરમ પડી જાય હા આગ લાગી જાય ભાઈ

તો પછી યાર કોઈ બિચારું કે તહેવાર કોઈ નો બગડે એવું નાં કરાય

શું કેવું તમારું બરાબર છે ભાઈ ભાઈ

બીજું ઉતરાયણ પર બીજા શેનો plan કરવો છે ઉતરાયણ પર તો ભાઈ આપડે જોવો પતંગ દોરી પેલા હું લાવીસ પછી તમાર ધાબા પર આયે હા હા પછી ચાગવીસું પછી શાંતિ થી આંઠ વાગ્યા પછી આંઠ વાગ્યા પછી જ ચાગવીયે હા ભાઈ તો પક્નુંષીઓભાઈ નું પેલા જોવું પડશે આ વખતે તો તો ભાઈ confirm ભા confirm આંઠ વાગ્યા પછી રાખીએ આપડે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

તમારો ભાઈ આવે છે કોણ છે ક્યા તમાર માસી નો છોકરો આવવા નો હા પેલો ખેંચ આમ જોર મારે છે અરે હા ભાઈ પેલો જોરદાર ખેંચતો હતો અરે હા ભાઈ પેલો ટેણીયો ટેણીયો હતો એ જ ને ભાઈ હા હા ભાઈ

અરે ભાઈ તો બઉ જોરદાર મને તો બઉ દર લાગે એમના થી ભાઈ હા ભાઈ ખેંચ એટલે બઉ મસ્ત મારે હો સુરપાલ ભાઈ જેવી જ અરે ભાઈ એ ભાઈ તો ખેંચતા હતા ને અમારે ત્યાં ના એક બે તો પતંગ કાપી ગયા તા ભાઈ

એમને તો જોવું પડશે હો એમને તો આપડી team માં લઇ લેવા પડશે નકાર તો એ આપડા જ પેચો કાપી દેશે વધારે સાચી વાત છે ભાઈ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 એ તો ભાઈ મારે ગામડે હાલોલ એ અચ્છા શું નામ હતું એમનું

હા ભાઈ સંદીપ ભાઈ શું ભાઈ બાપો બાપો હતા હો ભાઈ યાર

ભાઈ હા એક નંબર ભાઈ મારે બી પેલા સુરપાલ ભાઈ જેવા બાપુ જેવા સંદીપ ભાઈ જોડે શીખવી પડશે હો ભાઈ ભાઈ આપડે જોતા રહી જઈએ ખાલી પેચ જીવન શું યાર આપડે ફીરકી પકડવા ના જ જહા હા

આપડે હવે શીખવી પડશે હો હવે આ વખતે શું બધા ખબર છે ગ્રામ માં બૂમ પડાવી દેવાની કે નાં ભાઈ o block તો o block જ છે હા હા o block વાળા ની એટલે ઓલી ફેરે આપડી વધારે કોણ કાપતું હતું એની આપડે કાપીએ આ વખતે તે ગઈ વખતે તો કોક આપડું તો આજ સુધી કોઈ કાપ્યું જ નહિ આપડા ધાબા પર આપડે જ હોઈએ king તો આપડે જ છીએ ભાઈ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

ભાઈ અવાજ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 હા ભાઈ હવે આવ્યો હા ભાઈ આપડે આ વખતે બૂમ જ પડાઈ દેવા ની છે ભાઈ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

હા ભાઈ કપડા નવા પેલા શું કેવાય chashma અરે પાટીલ ભાઈ ભૂલી ગયા આપડે નવું નવું લાવવા નું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

પાટીલ ભાઈ જોરદાર હે ભાઈ અરે હા ભાઈ

અરે ભાઈ ચોક્કસ એમને તો પેલા બોલાવવા ના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

હા ભાઈ ઉતરાયણ માં તો યાર એમના વગર તો મજા ની આવે હો યાર હા

ઉતરાયણ માં તો બોલાવવા જ પડશે એમને મારે કે આવો તમે આવો તો મજા આવે કઈ ગમે અમને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

હા હા તમને confirm મોકલી દઈસ એટલે પછી એમને બોલાઈ દઈશું આપડે બધા ભેગા થઇ ને પેલા તો સવાર સવાર માં ચા પીવા જઈશું ને મોમીન હા હા ચા પીવા જઈશું ને હા ચોક્કસ

feeling both i am sorry to hear that your feeling odd your few ideas you might me તમારે શું કરવું જોઈએ? અમ એના વિશે આપ્યું છે. હવે ધારો કે તમારી પાસે કોઈ વાત કરવા નથી તો મેં એવું વાંચ્યું હતું. કે તમારી સાથે કે તમારી સાથે સામે કોઈ વ્યક્તિ actual વાત કરી રહ્યો છે એવી રીતે વાત બી કરી શકે છે એ જોઈએ talk to me what would you like to talk about કોઈપણ વિષય પર વાત કરી શકીએ. ચલો ક્રિકેટ વિશે વાત કરીએ. અમ અમ મને જવાબ મળશે. ક્રિકેટ વિશે મને માહિતી આપે છે. એવી કઈ માહિતી હશે જે કદાચ આપણને enough i apologize what would you like to know or talk about? અમ lets talk about lets play a game ગેમ રમે છે કે આપણી સાથે મેં કંઈ વાંચ્યું નથી પણ. artificial intelligence છે. i am happy to have Alexa તમારી પાસે હોય તો તે ઘણા કામ કરી શકે છે. which cames to you have

we can play a game like a hangman i can give you a math to solve or we can play games like twenty questions we can play games that involves the imagination that is telling to shape cross check હવે હું જવાબ લખું છું. એ જે question પુછે છે. can you later ટ ની જરૂર કદાચ હવે પડશે એટલે આઠ પંચા ચાલીસ. એકવીસ માઇનસ આધાર એટ્લે હા એટલું તો તમે સમજી ગયા. કે કયા કયા લેવલની અમ આ કામ કરી શકે છે? હવે ધારો કે તમારે કોઈના વિશે ટોપીક ઉપર બ્લોક લખવો છે અને અમ અમ what is લાઈન ને કેવી રીતે સિલેક્ટ કરશો? કે કોઈ સોફ્ટવેરમાં તમે જઈ શકો છો. અને સૌથી વધારે એ લોકો શું સર્ચ કરે છે? એના ઉપર તમે દરેક, ટોપીક ઉપર તમે એક આર્ટિકલ લખી શકો છો. google માં લખો. અમ શું સર્ચ કરતા હોય? પહેલા તો એક સબ્જેક્ટ વિશે વિચારીએ. અમ લોયર ધારો કે તમે કન્ટેન્ટ ક્લિયર કરતા હો. અમ ધારો કે કોઈક અમ ઈમિગ્રેશન લોયર છે. હમ how to emigrate અમ મેં પાછું ગ્રામર નું સોફ્ટવેર રાખ્યું છે તો okay how to brain my હવે આના ઉપર તમારે ધારો કે કોઈ આર્ટીકલ લખવાનો હોય. તો તમે લોયરનો નું કન્ટેન્ટ કરતા હો તો તમારી જાતે સિસ્ટમ કન્ટેન્ટ ક્રિએટ કરી દેશે.

તો આ જે કન્ટેન્ટ ક્રિએટ થયું એને તમે કોપી કરીને પેસ્ટ કરીને વેબસાઈટ ઉપર મૂકી શકો છો. you have need to add the following documents તો તમને એક, બે, ત્રણ, ચાર, પાંચ કરીને ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપી દેશે. અને આ એટલો જ કોમન ક્વેશ્ચન હોય છે. અમ સર્ચમાં તો તમે આર્ટીકલ મૂકી શકો છો તો તમારા સર્ચના રીઝલ્ટ વધી શકે છે અને તમે વધારે કસ્ટમર માટે તમારા ફોટા માટે બિઝનેસ માટે તમે વધારે બિઝનેસ ક્રિએટ કરી શકો તો ટ્રાય કરજો.

હું કામ કરું છું મારી ટીમ છે તમે મારા આટલા વીડિયોમાં જાણી શકો છો. તો હવે તમારે ફિઝિયોથેરાપીસ્ટની વેબસાઈટ બનાવી હોય તો હવે કોઈ મારે આર્ટીકલ લખવો છે કે, હમ થેરાપી ઓર બેક પેન okay? હવે મારે હું લખવા બેસો ચાર ચોપડીઓ લખવા બેસો રિચાર્જ કરવું બરાબર મારું કન્ટેન્ટ કદાચ લખે છે એને લગતે પણ ધારો કે મારો ગોલ ખાલી,

સો, બસો, પાંચસો આર્ટીકલ લખી શકું છું લખી શકો છો અને પોસ્ટ કરું શકું છું લખે તો કોમ્પ્યુટર્સ જ તો આટલો આર્ટીકલ છે હવે ધારો કે એકેડેમિકમાં જઈએ તો, ભણાઇ like in heart ઓકે તો થોડું આ છે એકેડેમિક તો વ્યક્તિ, થોડુંક કે જે ડોક્ટરના કે એમડી level ના લોકો હોય એ લોકોને આવા ક્વેશ્ચન હોય છે તો વ્યક્તિ, ઉહ હાર્ટ ઇસ તેમાં circulation હોય high blood પ્રેશર હોય આ બધા કારણોથી,

જે પ્રોફેશન લોકો હોય એ સબ્જેક્ટ ના હવે આ મારો પ્રોફેશન છે એટલે હું અને વિશે થોડું ડિટેલમાં જઈ શકું હું અત્યારે artificial intelligent જે છે જિલ્લો ડીપમાં જઈ શકે એના વિશે આપણે જોઈ રહ્યા છીએ.

in swollen in the big toe પગના મોટા અંગુઠામાં થતું હોય છે યુરિક એસિડ થી થતો હોય છે ડાયટ એનો મુખ્ય કારણ છે હાઈ ઇપ્મ્પુરિંસ. couldn't ring is a necessary example of range of high purine organ making and seafood થાય છે આલ્કોહોલ થી થાય છે હાઇડ્રેશનથી થાય છે એ જ રિલેટેડ બી છે. મેડિકલ કન્ડિશન છે કિડની ડિસીઝ અને હાઈ બ્લડ પ્રેશર અને ઇન્ક્રીઝ આ બધા એક તમે જોઈ શકો છો કે આ કેટલા કારણ આપ્યા છે ને,

આ તમારી તે ચોપડીઓ છે એ લેવલનો તમારી જે ભણવાની ટેક્સ બુક હોતી હોય છે એ લેવલનો આની પાસે નોલેજ છે તો આશા રાખું કે આવી વિડીયો થી તમને ઘણી માહિતી મળી હશે.

અત્યારે આ ટ્રાયલ વર્ઝન ઉપર છે ટ્રાયલ વર્ઝન જ આટલો પાવરફુલ છે તો એનું જે રીયલ વર્ઝન છે એ શું હશે એ તો આપણે સીમાઓની પાર છે વિચાર શક્તિને પાર છે તો. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો તમારા આખા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હું રેગ્યુલર સારા સારા વિડીયો મુકવાનો પ્રયત્ન કરીશ એસજીપીટી વિશે જો મને વધુ માહિતી મળશે, અને સારા પાંચેક નવા contain મળશે તો જરૂરથી હું શેર કરીશ પણ આ એક છે એસજીપીટી તમારા તમારા જીવનમાં જરૂરથી અપનાવજો અને એનો ઉપયોગ કરજો. તમારા આજુબાજુના ફ્રેન્ડ્સ શીખવાડજો મોટાઓને શીખવાડજો મને ખબર નથી ફોનમાં ચાલે છે કે નહીં . on the phone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

હા હવલી મુ ઈ ટીચર તો બનેલી એક વાર અચ્છા મુ તો અએક્કે વાર નહિ બનેલી તે મારે teacher day હે તો માનતો બીક લાગે હે ચમ હું તો કદી બનેલી નઈ કે teacher તે first વાર બનાવે બધા છોકરા સામે જાઓ teacher ભણાવો તો ડર નઈ લાગે એમ ના પણ શું કરવાનું કોઈ બીક નઈ લાગતી લી બિન્દાસ રેવાનું એમાં શું બીવાનું તુ પેલે એકેવાર બનેલી હે teacher day

મન તો કોઈ શોખ નહી પણ teacher એ મન બનાયા કે તારે બનવું જ પડશે એટલે હું બની અમ ટીચર ની અંદર તો કઈ બીક નથી સુ બીક લાગે મન તો બઉ બીક લાગે teacher day માં તો તન આપડે class ના અંદર બેસીએ એટલે teacher ને કેવા સતાઇએ ખબર હે

હમ કાલ આપડે આટલા દિવસે આપણ ભણાવતા અને આજ આપડે મતલબ આપડે student ને ભણાવશું આપડે teacher થઇ student ને ભણાવવાનું એમ હા એટલે તને idea હે શું કરવાનું શું નઈ કરવાનું અને મતલબ teacher day કોને કર્યું તને ખબર હે મતલબ એમના head કોણ હે કે doctor સર્વ પલ્લી રાધાકૃષ્ણ ની યાદ ના અંદર રહેલ teacher's day બનાવવામાં આવે છે તન ખબર હે

અને હું શું કઉ કાલ તમન મતલબ એક દિવસ માટે teacher બની બરાબર હમ જયારે તુ class માં જઈ બરાબર એ વખત છોકરા મતલબ તુ તો teacher બની પેલા તુ તો મતલબ student હતી હવે તુ teacher બની છોકરા ઓ ની હરકતો કેવી હોય teacher ને સતાવોનું બરાબર એટલે teacher આ કોની યાદ માં બનાવ માં આવે teacher day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

અચ્છા એમની યાદ માં બનાવમાં આવે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

અરે તો પણ ડર મને ડર લાગે લી stage ઉપર જઈ ને તુ પેલી વાર બની એટલે હું તો બે વાર બની એક આર બની મને એટલી બીક નથી લગતી પણ કાલ અમાર teacher day ઉજવવા આવે છે એમ અચ્છા એટલે તને કોઈ idea હોય તો મન આપને જો idea તો મતલબ હું એકવાર બની એટલી બધી idea નઈ પણ આપડે આપડે teacher જે વર્તન કરતું હોય એવું આપડે કરવાનું એટલે જઈને starting પેલા આપડે શું કરવાનું